ચિત્રમાં બે લોકો નીચે બેસેલા છે.

યોગા કરતા હોય તેવું દેખાય રહ્યું છે આ ચિત્રમાં નાના-મોટા --

આ ચિત્ર એક મંદિરનું દેખાઈ રહ્યું છે.

આ રાવણ કિરાણા સ્ટોર ના બોર્ડ ઉપર નીચે તેમનો એડ્રેસ દેખાય રહ્યો છે.

તથા એ બોર્ડ ઉપર તેમનો નંબર પણ આપેલો છે.

આ બ્રિજ ની નીચે પઅ નદી એક પસાર થઈ રહેલી હોય તેવું દેખાય છે.

આ ચિત્રમાં ઘણા આજુ-બાજુ માં ઝાડવાઓ તથા દેખાઈ રહ્યા છે.

પેઇન્ટ અપ્લાય કરી રહ્યો હોય તેવુ દેખાય રહ્યુ છે.

બોડી બિલ્ડર હોય તેવા પણ દેખાય રહ્યા છે.

આ ચિત્રમાં ઘણા બધા લોકો ભગવાન બુદ્ધની --

આ ચિત્રમાં ત્રણ-ત્રણ બસો દેખાય રહી છે લોકોના અવર-જવર માટે બસ સ્ટેન્ડ માં ઘણી બધી ભીડો પણ લાગેલી છે.

આ ચિત્રમાં એક ફર્નિચર ની દુકાન દેખાય છે.

આ દુકાનનું નામ ઓમ શાંતિ હેન્ડીક્રાફ્ટસ એન્ડ --

આ ચિત્રમાં કોલેજ નુ એક કાર્યક્રમ હોય તેવુ લાગી રહ્યુ છે આ ચિત્રમાં --

આ ચિત્ર એક ઘરના બેઠક રૂમ નો છે.

ફૂલો અને એવું બધું દેખાય રહ્યું છે એક કચરાપેટી પણ દેખાય રહી છે.

આ ચિત્રની અંદર એક ટી_વી પણ દેખાય રહ્યું છે.

વોટર પાર્ક માં જવા માટે ઘણા બધા લોકો પણ આવેલા હો છે.

આ જીમ ની અંદર કસરત તથા બોડી બનાવા માટે ઘણા બધા સાધનો પણ દેખાય રહ્યા છે.

આનંદ કરવા માટે એક રાઇડ પણ આપેલી છે આ ચિત્રની અંદર --